દિવાલ પર પેન્ટિંગ દેખાય છે વાઈટ કલર નો સ્લેબ દેખાય છે એક ચાનું ચિત્ર દેખાતું છે.

એક બારક ઉભેલું દેખાય છે એક કેરાનું ઝાડ દેખાય છે.

ફોટા માં એ યાદગારી ચિકન શોપ દેખાતી છે.

એક લાઇટ નું સ્વીચ દેખાતું છે એક લીલા કલર દેખાતું જ છે.

વાઈટ કલર પણ દેખાતું છે એક મોટું ઝાર દેખાતું છે.

ફોટા માં એક જંગલનું ચિત્ર જેવું દેખાય છે એક ઘર નાનો દેખાતું છે.

ભૂરા કલર પન દેખાય છે એક લાઈટ દેખાય છે.

ફોટામાં એક ઇસ્કુલ નું ચિત્ર જેવું દેખાય છે દિવાલ પર ઘણા બધા પોસ્ટર લાગેલા છે.

બ્લેક કલર લાલ લાલ કલર અને ભૂરો કલર દેખાતુ છે.

ફોટા માં એક મેકેનિક ની દુકાનનું ચિત્ર ડેખાય છે.